સોકેસ નો કાચ એકદમ ટ્રાન્સપરન્સી છે જેથી બહારના કસ્ટમર તે સોકેસ માંથી તેમને જોઈતી બધી વસ્તુઓ જોઈ શકે છે.

એના નીચે અલગ અલગ સ્ટેમ્પ પેપર બનાવવાના સ્ટેમ્પ પણ મૂકવામાં આવેલા છે.

આ એક સંગીત ઇલેક્ટ્રોનિક્સ ની દુકાન છે જેની ઉપર બજાજ ફાઇનાન્સ ની દુકાન છે ઝીરો ટકા ઇ_એમ_આઇ એવું લખેલું છે.

ની બાજુમાં દસ પંદર ફૂટ એક મોટુ પાત્ર ભરેલું છે જેમાં પાણી છે.

એક સ્ટ્રેચર પર થોડું પાણી ભરેલું હોય ને સ્ટ્રેચર ધો-ધોવાતું હોય અથવા ધોવઈ ગયું હોય તેવું લાગે છે.

કિચન ના એક કોર્નર પર નળી લગાવેલી છે જેથી પાણીથી ધોઈને તે બધું વૉશ ડસ્ટ માં જાય છે એક બાજુ ડસ્ટબીન મૂકેલું છે.

અહીંયા કોઈ હોસ્પિટલ નું ગાર્ડન હોય તેવું લાગતું છે જ્યાં એક ગાર્ડનર બધા છોડને પાણી પાઈ રહ્યા છે.

ગાર્ડન માં વિશાળ વૃક્ષો અને અલગ અલગ પ્રકારનાં વૃક્ષો જોવા મળે છે જેનાથી અં ઘરની શોભા વધી જાય છે.

એ ઘણા બધા પ્રકારના હાયજીનિક હોય તેવા બાર દેખાય કસ્ટમર ને દેખાય એવી રીતે મુકેલા છે.

આ એક ચાની દુકાન હોય તેવું લાગતું છે જેની અંદર અલગ-અલગ ગેસ ઉપર અલગ-અલગ પ્રકારની આજુબાજુ બધી ચાના પડીકા મૂકવામાં આવેલા છે.

આ ડીશ એક પેનકેક જેવું લાગતું છે જેની અંદર ધાણા દહીં ચાટ મસાલો અને મસાલો ભરેલો હોય એવું લાગતું છે.

આ એક ગુલાબ નો ફોટો છે ગુલાબ બઉ જ સુંદર છે ગુલાબની ઉપર ઓસ પડેલા હોય તેવું લાગે છે તેના પાંદડા ગ્રીન કલર ના છે બધા ગુલાબ ખીલેલા નથી હજુ કડી અજુ બાકી છે અડધી કડી ખીલવાની બાકી છે તે એક બંચ માં ભેગા થઈને મુકેલા છે નાના-નાના ગુલાબ અને મોટા ગુલાબ બંને ગુલાબ છે.

ઉપર બે મોર મુકેલા છે ડેકોરેશન માટે આજુબાજુ ગુલાબ આર્ટિફિશિયલ ગુલાબો છે.

ટ્વેન્ટી વન સેન્ચ્યુરી રેડીએશન છે જે કેન્સર ના દર્દીઓને ઓપરેશન પછી આપવામાં આવતી ક્રિયા છે એની નીચે એક ન્યુ ઇમેજ પોઇન્ટ સીટી સ્કેન સેન્ટર એવું લખેલું છે અને બાજુમાં અનન્યા ફાર્મસી ની એક દુકાન છે જે દુકાન --

ફ્રીજ ની પાછળ ઘણા બધા અલગ અલગ પ્રકારના પડીકાઓ મુકેલા છે જેની દરેકની કિંમત અલગ-અલગ રાખવામાં આવેલી છે.

એક મેડમ ત્યાં વચ્ચે બ્લેક ટી_શર્ટ માં બેઠેલા છે જેની આજુબાજુ ઘણી બધી છોકરીઓ બેઠેલી છે.

ગાડી ઓરેન્જ અને વાઈટ કલર ની છે જે જે ઝાડ નીચે ઉભી છે ખુલ્લું મેદાન સાઇડ પર આપવામાં આવેલું છે.

ખુલ્લા મેદાની આજુબાજુ ઘણા બધા બીજા નાના-નાના ઘર પણ છે ગાડી પાર્કિંગ માં ઉભી છે.

મદ્રેસા ખૂબજ વિશાળ હોય એવું લાગે છે જેનો દરવાજો અત્યારે ખુલ્લો છે જે વ્હાઇટ અને રેડ કલર થી કલર કરવામાં આવેલો છે.